આપણે topicsocial mediasocial mediaplatformplatform છે જેને આપડે ગુજરાતી આપડે સામાજિક પ્રકરણ કહીએ છીએ તેના વિશે અત્યારે ઘણું બધું સારું જોવા મળ્યું ઘણું બધો તેનો દૂર ઉપયોગ કરશે. Social media એવું platform છે ઘણાં લોકો famous થઇ ગયા છે. ઘણા લોકો એના થી પૈસા પણ કમાય છે. એના થી ઘણા બધા લોકો દુર ઉપયોગ પણ કરે છે Social media થી આપણે જોવા જઈએ ને ઘણો ઉપયોગ જે social media ચીજ જ એવી છે તો ગરે બેઠા તેનો work frome home તરીકે આપડે કામ પણ કરી શકીએ business પણ કરી શકીએ ઘણો ઉપયોગ social media નો એવી છે કે જેને આપણે બઉ સારી રીતે મતલબ એનો સારો ઉપયોગ પણ કરી સકાય ઘરે બેઠા બધા કામ થઈ જાય છે. અત્યારે તો કોઈ બી એક બીજા ને પૈસા ને મોકલાવવા હોય ને તો social media જે phone paygooglepay છે paytm છે એના થી direct પૈસા જ થઇ જાયકઈ કઈ bank કઈ bank લઇ ઉપાડવા જવાની આપવા ની જરૂર.

કઈ કઈ જગ્યા ખાવા બી ગયા હોય તો mobilescan કર્યું સીધા પૈસા કટ તો કોઈ પૈસા ગણવા ના કે કરવા ની જન્જ્ત નહિ social media વસ્તુ એવી છે. અને બીજું કે ભારત પેલા નું ભારત ઘનવા માં આવે તો આવું કોઈજ પ્રકાર નું મતલબ કોઈ સુવિધા social media મતલબ સામાજિક પ્રશ્નોની કોઈ સુવિધા નતી

તો phone બનાવવા ઘણાં દૂર દૂર તમે દેશો urgently કોઈ બી આમ મતલબ પોતાના કામ છોડ્યા વગર પેલા તો એને કરવા માટે જાઉં પડતું ઓય થી મતલબ બે દિવસ બગાડવા પડતા હતા વાડી આવવા માટે બે દિવસ પડે હા તો અહી જવું હોય તો બી car છે. ગમે તે vehicle છે. Mobile એક call કરી દીધો ને કે હા બૌ સરળ છે. અને બીજું કે social media થી વાત કરવી તો ઠીક છે. ફાયદા પણ ઘણાં છે. નુકસાન પણ ઘનના છે. હા આમ આપડે જોઈએ તો social media ઘરે બેઠા અપડે ખાવા બી મંગાવી શકીએ છીએ. ઘરે બેઠા કપડા બી ખરીદી શકીએ છીએ social media થી હર વસ્તુ આપડે એવું છે કે ખરીદી શકીએ છીએ. પેલા તો શું હતું પેલા જમાના માં તો social media જેવી કોઈ વસ્તુજ નતી. પેલા તો ટપાલી cycle લઇ ને આવતા અને ઘરે ઘરે ટપાલ આપી જતા. પછી કોઈ સંદેશ મોકલાવતા એ પક્ષીઓ દ્વારા સંદેશો મોકલાવતા પછી ઘણું બધું ઘણા અલગ અલગ ઘણાં લોકો ચાલી ચાલી ને એક બીજા એક બીજા ને ત્યો કેહવા જતા કે મારે ત્ચા ભાઈ આવાનું છે તમારે જમવાનું છે. ચાલીને બઉ દુર દુર જતા રહે બધા ગરડીયા બી જગ્યા એ દાદા ઓ બાપ દાદા નો time પેલા તો બધા ચાલી ચાલી ને એક બીજા ને ઘરે જઈ જઈ ને કહી આવતા અત્યારે તો mobile આવ્યો એટલે unlimited ફોન લગાડ્યો ફોન કર્યો. અત્યારે તો એક second કે દસ second માં તો પૂરી જ થઇ જાયેના લીધી તો ઘણાં પક્ષીઓ નો નાશ પણ થઇ ગયો. જેના તરંગો ના લીધે ઘણા નો નાસ થઇ ગયો છે. જેવા કે ચકલી છે કાબર છે. એ બધી પક્ષીઓ લુપ્ત થઇ ગઈ જે રીતે આપડે જોઈ છીએ કે four g ની જગ્યા એ five g જ થઇ ગયું છે. network હા તો હવે દિવસે દિવસે પ્રસારણ વધી ગયું છે. તો વધુ તેનો દુર ઉપયોગ પણ દિવસે દિવસે અને તેનો ઉપયોગ પણ વધરે થઇ રહ્યો છે. અને બીજું જોઈએ કે social media ma instafacebooksnapchat એ બધી ખુબ જ મતલબ applicationmarket માં વધી ગઈ છે. તો તેના કારણે ખુબ public એના પર time ખુબ waste કરે છે. જે લોકો ભણતા હોય ને એ વ્યક્તિ મતલબ ખુબ આ તરફ દોરી જાય social media તરફ મતલબ જે એક પોતાનું જે ભવિષ્ય હોય છે. તે ભવિષ્ય ભવિષ્બય બનાવ્યા વગર તે બીજી જગ્યા પર ફસાતા હોય છે. તે વસ્તુ સારું નથી. હા કારણ કે એનું અત્યારે જે social media નું ફેલાવવાનું ક કારણ social media ની અંદર નામ આટલું બધું મોટું થવા નું કારણ છે. એ વસ્તુ છે જે સાધન છે. જે આ સાધન mobilemobile ના લીધે આ social media આખું આખું મોટું ઘણું બધું થઇ ગયું છે. જોવા જઈએ તો છોકરું હોય નાનું હોય રોવા નું ચાલુ કરે. એટલે મમ્મી પાપા mobile ચાલુ કરી ને આપી દે. video ચાલુ કરી ને આપી દે એ ક ક્યાં એ બગાડવા નું છે ચાલે. પેલા સુ કેવું છોકરું રોતું કે એને ફોયાલાવતા રમાડતા કે રમકડા લઇ આપતા હવે કેવું mobile ખોલી ને આપી દે. તેથી તેના દિમાગ પર બચપણ થી જે રીતે ઉછેર કરવાનું ચાલુ કર્યું. મગજ social media ની અસર ચાલુ થઇ જાય. નાના છોકરા કેવા ફટ દઈ ને જેવો mobile આપો એ ફટ દઈને youtube ખોલે instagram ખોલે facebook ખોલે video ચાલુ કરશે. પછી આ રીતે ના થવો જોઈએ social media નું કામ સારા કામ માટે કરવું જોઈએ.

અમારે india માં તો અત્યારે india માં તો ઘરે બેઠા business માં ચાલુ થઇ જાય ઘરે બેઠા જોઈએ તો business છે. social media થી ઘરે બેઠા અત્યારે instagram પર નવું update આપ્યું reels બનવવા માટે તમને પૈસા મળશે. જેવા reels પર views હોય. જેવી likes હોય. એ લોકો પછી તમને પૈસા આપે એ રીતે એવી post પર તો હવે public social media reels પર પડી ગયી છે. social media બૌ powerful છે. હમ કેમકે Social media એક મતલબ એવું ની કે એક નાનું એક નાનકડું platform છે. હા એ મોટું ખુબ છે four g એ મતલબ એ કેહવામાં આવે છે કે spider wave spider wave એવી હોય છે કે.

આપડે ઘણાં બધા લોકો ફસાતા હોય એનું કારણ આરુ જ છે કારણ કે ઘણાં બધા hacker તમે જોયા હશે social media માં કોઈ બી link મોક્લેચે ને આપડે એ link touch કર્યે છીએ. અને એના કરને આપનો mobile hack થાય છે.

એનું કકારણ એક જ છે આ social media એનું કારણ જ આ છે. social media થી ઘણાં ફાયદા પણ છે. અને નુકસાન બી અવ જ છે કે તમે કોઈ કેવા નો મતલબ કે તમે કોઈ બી link યા કોઈ ગમે તે touch નાં કરી ડો તમે કોઈ ને ઓળખતા હોય યા તમે કોઈ નાં પર વિશ્વાસ કરતા હોય તો જ ખોલો કે એવું કરો. ગની બધી link બનવા માટે fishing થાય છે. હાલ networking development એવી ગની બધી અપ્તપો ના કારણે તમને ફસાવા માટે લાલચ લોભ આપવા માટે તમને મેં હાલ એક વીડિઓ જોયો તો મારા ભાઈ નો દોસ્તાર નો ફોન hack થઇ ગયો એનું કારણ એમને એવી કોઈક link મોકલી હતી. અને એના અંદર લખ્યું હતું કે દસ જીબી નેટ free મળશે. આપડે તો એવું જોઈએ કે દસ જીબી નેટ free મળશે. એટલે આપડે એ link પર touch કરીએ. અપડે તો લાલચ આવી જાય એ Link ઉપર ટચ કરીએ એટલે એના account ના userid ને password જે હોય એ મળી જશે. અને જેવું મળી જાય એટલે એવું આપડા અંદરથી છેદ છાણી કર. કોઈ problem કર કોઈ આપણા મતલબ કોઈ relative હોય કોઈ દોસ્તાર હોય એવું કઈ દે એના કારણે બેવો વચે જગડો થઈ જાય ન આવું બધું થાય. એટલે આ ખુબ હેડે છે haking ને networking ને હા જોઈએ તો પેલા નાં જમાના માં કેવું છે કે લોકો movies ને બધું જોવે તો black and whitemovies આવતી કઈ કલર ની કોઈ social media જેવું નઈ અને જે કેસેટ ચાલુ હોય એ પત્તા type કેસેટ હોય જે પત્તા type થી પત્તા ફરે જાય. એક દીવાલ પર પડછાયો પડીન movie ચાલતી હોય. બસ એજ system થી પેલા ચાલતું હતું અને public એક જ એક જ જણા પાસે જે વસ્તુ હોય જે કેમેરો હોય જેના થી movies ચાલતું હોય.

ઘણાય મોટી જીબી એટલે કે આઠ જીબી સોળ જીબી ની mammory ગણાય છે. બઉ storage રાખે છે. મતલબ social media ઘણું બધું ફેલાયેલું છે હા અને બીજું કે social media થી એક નુકસાન એ ખુબ થાય છે કે આપડા family શું શું હતું કે એક mobile થી મતલબ ઘણાં બધા એક tv હતી નાની જુના જમાના ની કે જેના કારણે ઘણાં બધા માણસો આયી ને બેસતા અને match નો આનંદ લેતા તો એક જ વસ્તુ એક જ પ્રસારણ ના કારણ થી બધા જોતા અને બધા ખુસ થાતા. અત્યારે તો કોઈ દુખી દુખ જેવું પ્રસરણ હોય મતલબ કોઈ ખેલાડી out થઇ જાય તો બધા એક સાથે વ્યક્ત કરતા ને હાલ અલગ અલગ mobile તો મતલબ રીસ્તા માં પણ દરરારો પાડવા માંડી અને બધા અલગ અલગ થવા માંડ્યા એનું કારણ છે આ social media હા અત્યારે મેં હમણાં એક નવો case જોયું કે બે છોકરા હતા જે mobile માં જે free fire game જે અત્યારે ચાલુ છે એ free fire game રમવા માટે લડતા હતા જગાડતા હતા. જેમા એક દિવસ એક અઠવાડિયે થી લડાઈ ચાલુ હતી એક દિવસ એક છોકરા એ જે છોકરો છે જેને લડાઈ ચાલતી હતી તેનું ખૂન કરી નાખ્યું એ school માંથી એનું ખૂન કરી નાખ્યું અને પાછળ થી જાણવામળ્યું કે છોકરા એ કઈક game માટે લડાઈ થઇ હતી પેલા એ ચાકુ જેવું મારી ને એનું ખૂન કરી નાખ્યું તો mobile વસ્તુ એવી છે કે છોકરા નું ભવિષ્ય પણ બગાડે બચ્ચો નું અઔલદ નું મતલબ અપડા છોકરાનું ભવિષ્ય બગાડે તો એ માં બાપ ને કાળજી લેવી પડે કે છોકરો mobile use નાં કરે mobile use કરે તો એને કામ થી આપો ભણવા પુરતો આપો સમાચાર માટે આપો પછી લઇ લો. પછી એને કઈ આમ એને time pass કરવા માટે mobile નઈ આપવા નો પછી એને tv પાસે વધારે ની બેસાડવા નો. પછી એનું ભવિષ્ય ખરાબ થાય. જેમ કે અત્યરે જ જોઈએ છીએ કે આપડા પાસે mobile છે. આપડે તો સમજી લો કે હમણાં હમણાં mobile મળ્યા છે હમણાં થોડા મોટા થયા એટલે જ mobile મળ્યા છે કેમ કે આપડી પાસે એટલા પેલા mobile નતા હવે તો નાનપણ માં જ નાના છોકરાઓ છે હવે ની હવે ની પેઢી નું તો ખબર નઈ શું થશે નાના છે ને mobile હાથ માં આપી દીધો તો હવે એમને પછી mobile માં જ પડ્યા રે છે તો પછી આગળ નું એમનું જીવન એમનું ભવિષ્ય બની સક્સે નહિ mobile થી જ એમનું પછી ભવિષ્યબગડી જશે. તો પછી આપડે એમની કાળજી લેવી જોઈએ. છોકરાઓ ને બને એટલું social media થી દુર રાખવું જોઈએ. અત્યારે જોઈએ છીએ social media પર ઘણાં લોકો નું જેવું તેવું ઘણું બધું ઘણા બધા case થઇ જાય છે અમુક જગ્યા એ આવો એક છોકરી ને એક છોકરા એ flirt કર દીઈધો તો એના પર case લાગી જાય પછી ઘરે police પોકી જાય છે. તો આવા ઘણાં બધા ખરાબ કામ થઇ રહ્યા છે એના લીધે ઘણાં લોકો બરબાદ થઇ રહ્યા છે હા અને બીજું એમ કહીએ તો social media ના કારણે જેટલા પેલા શું હતું કે નજીક સબંધો હતા તો દુર દુર સુધી આપડે મતલબ એના સબંધો ના કારણે એના દોસ્તારો ને એની બીજા દોસ્તારો એમ ઓળખાતા. હતા હાલ તો શું social media કારણે જે આપણે બસ reels ઓ છે આ છે. ગંદકી નાં કારણે મગજમાં બીજા રે. સબંધો બીજી જગ્યા એ સબંધો આપડે negativitynegativity બઉ થઇ ગઈ છે હા negativity ખુબ થઇ ગઈ. સબંધો નઈ બનાવી સકતા એટલે જ્યાં બીજે ત્યાં વાત કરવા ની હોય ને આપડે બસો માં બસો માં transfer કરતા હોય ને તો શું થાય કે આપદા માં કે reels હોય insta હોય કે facebook હોય યા song હોય તો song સાંભળતા સંભળતા ઉન્ગીએ યાતો કોઈ ના થી વાત કરવા માંગતા નથી social media આપડે બધા કરતા દુર

Mobile mobile માં ગાંડા થઇ જાય છે બધા

હા જોવા જઈએ કે સમજી લે કે સમજી લે હું જ છું મારું જ ઉદાહરણ લઇ લો ને કે આપડે mobile લઇ ને બેઠો છું mobile માં બવ વ્યસ્ત છ. કોઈ દોસ્તારો જોડે વાત ચાલુ છે કઈક ચાલુ છે મમ્મી બોલાવે છે કે બજાર માં કઈક સામાન લેવા મોકલ્યો છે કે પછી આપણને કઈ કે છે પણ આપડે સંભાળતા જ નથી પછી અપાને આવી ને પકડી ને mobile લઇ લે છે પછી આપડે કેટલા બધા ગુસ્સે થઇ જઈએ કે કઈક નું કઈક કરી દ્દીએ કઈક નું કઈક બોલી દઈએ. તો આપડે પછી એ વખતે ગુસ્સે થઇ જઈએ પછી એમ નાં કરવું તમે mobile side મા મૂકી દીધો આપડે હાલ માં આપડી આવી હાલત છે તો પછી જે બચપન માં જે છોકરા હાલ થી જે mobile આપી દે નાનપણ થી એમનું શું થશે. હા અને બીજું કે social media તો ઠીક છે પણ બીજું કે તે આ social media ના અંદર અંદર આ game ઓ આ free fire અને pubg તેના કારણે પણ ખુબ નુકસાન થયું છે બાળકો નું ભવિષ્ય પણ ઘણાં ઘણાં ખરા બાળકો નું બરબાદ થઇ ગયું અને બીજું કે તે એટલા મગ્ન થઇ જાય છે કે તે પોતાના પરિવાર ના પરિવારથી પણ અલગ થઇ જવા માંગતા હોય છે એ બસ દસ minute યા પંદર minute ની game માટે હોય મતલબ કેવા નો intense એવું જ છે કે social media એટલું જ મતલબ જેટલું સારું છે એટલું ખરાબ પણ છે એવું નથી કે સારું મતલબ એવું નથી કે એકદમ ખરાબ છે જેટલું સારું છે એટલું જ ખરાબ પણ છે એટલે social mediause કરવા માટે થોડા સતર્ક જેટલો time આપવા નો એટલો time બાકી જે આપડું કામ હોય એ કામ કરું હું તો એ જ કેવા માંગું છું કે પેલા પોતાનું કામ પછી બીજું બધું હા હવે તો જોઈએ બધું mobile પર જ કામ થાય છે અત્યારે હું તો એ જ કઉં છે હાલ ની પેઢી નાં નાનપણ થી બાળકો ને mobile તો પકડવો જ નઈ. અત્યારે જોઈએ છીએ રાતના મોડા સુધી ત્રણ ત્રણ ચાર વાગ્યા સુધી લોકો phone પર લાગેલા જ રે છે phone ચાલુ હોય છે

તો mobile વસ્તુ એવી છે કે એના અંદર system એવી આવે કે એ અંદર થી ગરમ થાય અને ગરમ થાય પછી ફૂટી જાય તો હાથ ફૂટી જાય આપડો અને એક વસ્તુ હમણાં જ બે દિવસ પેલા જ સાંભળી કે જે રાત સુધી મોડીરાત સુધી mobile કે જોતું હતું એની આંખો જ ખોવારાઈ ગઈ આંખો જ જતી રાઈ. દેખી દેખ ને તો આવું નાં કરવું જોઈ time એ time એ તેનો ઉપયોગ કરવો time એ time એનું કામ લેવું જોઈએ હા એ માટે time pass માટે ની એક બે કલાક time કાઢવો જોઈએ વધારે પડતો mobile માં નાં રેવું જોઈએ પછી આપણને નુકસાન કરે. હા બીજું કે social media ને કેવા નો intense એક જ છે કે પેલા જે ભારત પેલા જે જુના જમાના નું ભારત હતું એના કરતા હાલ આધુનિક ભારત માં ઘણાં બધા મતલબ સો કે હાજર ઘણો હાજર ઘણો તેમને મતલબ junk લગાવી ને અલગ જ ફેર થઇ ગયા ફેર થઈ ગયા હા તે અલગ જ પ્રગતિ કરી રહી છે અને એટલી બધી પ્રગતિ કરી રહી છે અને તેના કારણે જે public છે ને તે અલગ અલગ વ્યસ્ત થઇ ગઈ છે ખોવારાઈ ગઈ છે જે પેલા નું જે talent હતું જે બધી હતી ચીજ જે હવે જોવા નઈ મળતી કારણ કે social media નાં કારણે ઘણાં બધા નુકસાન પણ થાય છે ઘણાં બધા ફાયદા પણ થાય છે ફાયદા એવા થાય છે કે અમુક લોકો પોતાની પોતાની છે ને પોતાનું career એમાં જ બનાવતા social media મા તો અમુક લોકો તેને બરબાદ કરતા હોય છ intentions આર્યો જ હોય છે. હા Social media આપડે મોટા ભાગે જોવા જઈએ તો અત્યારે social media નો ફાયદો ઉઠાવવો જોઈએ પછી એનો દુર ઉપયોગ નાં કરવો જોઈએ social media નો ફાયદો એવો ઉઠાવવો જોઈએ કે

ફાલતું call કરીએ ફાલતું બધા ને હેરાન કરીએ પછી એવું કઈક ચાલુ કરી ને બેસી જાય અને જોર જોર થી હસવા લાગે કઈક બીજા ને તકલીફ પડે પછી અમુક લોકો ને mobile વસ્તુ એવી છે કે ચાલુ ગાડી પર ચાલુ વાહન માં mobile જોઈતા હોય છે પછી એવું નાં કરવું નાં જોઈએ કે પછી કઈક ને કઈક દુર્ઘટના ઘટી જાય કે પછી નડવા નાડાગત તો આવે તે mobile આવે પછી આપણને mobile આપણને તકલીફ પોચાડે પછી social media પરિસ્થિતિ સારી હતી ને કરવું જોઈએ social media વસ્તુ એ છે. અને બીજું અને બીજું અને બીજું એ છે કે social media થી મતલબ કે youtube પર ઘણાં બધા video એવા આવે છે તો તે આપણને ભણવા મદદ તો એ use કરી ને ભાણી લેવું

ગુજરાત માં ફરવા લાયક સ્થળો ગુજરાત માં ગણા ફરવા લાયક સ્થળો છે જેમ કે સૂર્ય મંદિર મોઢેરા સૂર્ય મંદિર જામનગર કચ્છ રાજકોટ મોરબી અમદાવાદ ઘણી જગ્યાએ ફરવા લાયક સ્થળો છે ગુજરાત એટલે ગુજરાત tourism જેમ કે અમિતાભ બચ્ચન પણ add જ આવે છે કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા કચ્છ માં બેહજાર એક આ ભૂકંપ આવેલો હતો જે ભૂકંપ માં પણ જે રાજાઓએ મહેલ બનાવ્યા હતા બધા મહેલો જેમાં થોડી ગણી જે નુકસાની આવી હતી પણ જે પેલા નું બાંધકામ હતું તે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે તે બાંધકામ માં થોડુક જ નુકસાન થયેલું હતું બઉ ગણું પણ નહિ એ જે બનાવેલું હતું એ proper સારી રીતે બનાવેલું હતું એમાં નુકસાન પણ નથી આવેલું કઈ પણ અને જે નુકસાન આવેલું હતું એ બધું ઠીક કરી આપવા માં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા ફરવા લાયક સ્થળો માં ગુજરાત જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર માં કેદારનાથ બદ્રીનાથ એવી રીત ના બધા ગણા સ્થળો છે મનાલી પછી એ છે ભારત ના છેડા ઓ માં છે કન્યાકુમારી આ બધા ગણા ફરવા લાયક સ્થળો છે એમાં થી કોઈ પણ સ્થળ જેમ કે આપડે લઈએ

લખોટા તળાવ ની એક વિશેષ અ ખાસ વિશેષતા એ છે કે લખોટા તળાવ માં જે બાંધકામ થયેલું છે ને એ બાંધકામ બધું જે બાંધકામ થયેલું છે એમાં છે નદી ની વચે જે બનાવવવા માં આવેલો છે મહેલ તે એક સર્વશ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે બાંધકામ નું જેમ કે હા હમ જામનગર માં જે મહેલ બનવવા માં આવ્યો હતો એને જામ રુદ્ર સિહ દ્વારા એને બનવવા માં આવ્યો હતો જામનગર ના રાજા જામ રુદ્દ્ર સિંહ દ્વારા હા તે મહેલ માં અત્યારે પણ જે રાજા હતા તેને કેટલા શિકાર કરેલા છે રાજા નો જે પેર્વેશ હતો રાની ના જે બધા હતા પેર્વેશ એ પણ પડેલા છે જે રાજા જે વસ્તુ ખાવા માટે ઉપયોગ માં લેતા એ બધી વસ્તુ પણ પડેલી છે ને જે વસ્ત્ર વસ્ત્ર ને બધું હતું હાલ માં પણ show કરેલું છે એમાં બતાવેલું છે મહેલ માં રાખવા માં આવેલું છે અને blue whale જે હાડપિંજર છે હાડકું એ પણ રાખવા માં આવ્યું છે ત્યાં એક છે દેરાણી જેઠાણી મહેલ જેમાં દેરાણી જયારે પાણી ભરવા જતી હતી ત્યારે પાણી નો ભરવા જતી હતી ત્યારે પગ લપ લપસી ગયેલો હતો પગ લપસી જતા જેઠાણી પણ તેને બચાવવા ગઈ હતી ત્યારે બન્ને નું મૃત્યુ થઇ ગયું હતું એટલા માટે રાજા એ ત્યાં દેરાણી અને જેઠાણી નો મહેલ બનાવ્યો હતો ટૂંક માં જાણકાર કરી આપવા માં આવ્યું છે બનાવી આપવા માં આવ્યું છે યાદ માં પાક જામનગર માં પક્ષી અભિયારણ પણ આવેલું છે જેમાં અનેક વિદેશ થી જયારે શિયાળા માં ઠંડા સમય માં ગણા પક્ષીઓ બારે થી આવે છે

જેનું સેવન કરવું એ cancer માં પરિણા થઇ ચુકે છે અને હાલ માં લાખો લોકો તેના પાછળ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે છતાં પણ હાલ માં એ જે ગતવું જોઈએ એની જગ્યા એ વધી રહ્યું છે તમાકુ ગુટખા જેના પ્રત્યે પ્રતિબંધ કરી દઈએ આપડે તો સરકાર દ્વારા એ નિયમ કરી દેવા માં આવે તો cancer ની સમસ્યાઓ દુર થઇ સકે અન્ય પણ જે સમસ્યાઓ છે બધી દુર થઇ જશે તમાકુ તમાકુ નું સેવન એ સૌથી ખરાબ છે જેમ કે હાલ માં ગુજરાત માં સૌથી વધારે તમાકુ ખાવા માં આવે છે જેમ કે મસાલા દ્વારા ઉદ્યોગ માં કામ કરતા જે બધા worker છે વધારે પૂરતા બધા મસાલા નો ઉપયોગ કરે છે જે આગળ જતા kidney ના problem કરે છે heart attack આવે છે ગણી વખત પરસેવો વળી જાય છે એ પણ તેનું એક જ કારણ છે paralysis paralysis ના ગણા જેનાથી બધા લોકો પોતાની જીવ ગુમાવી રહ્યા

જેમ કે અત્યારે જે trend પણ ચાલી રહ્યો છે entrepreneur નો ગણા લોકો પ્રયાસ કરે છે પોતાનું work best કરવા માટે પોતાનો ખુદ નો business કરવા માટે ખુદ નો business કરવો એ પણ સૌથી સારી વસ્તુ છે જેમાં તમે આગળ grow કરી શકો પોતાનો business આગળ લઇ જઈ શકો જેના અત્યારે હાલ માં motivational પણ ગણા speaker ઓ આવે છે જે તમને motivation આપે છે business માં આગળ grow કરવા માટે business business ની બધી trick ઓ તમે business કેમ આગળ વધારી શકો આગળ business માં શું થશે એના માટે તમારા પાસે knowledge હોવું જોઈએ કે business તમે શોધવો એવી રીતે જોઈએ કે હાલ માં શું પરેશાની જોઈએ લોકો ને શું સમસ્યા આવી સકે છે

કે જે તમારો business stable થઇ જશે આપડે grow થઇ શકશે જેમ કે અ પેલા nokia જેવા simple keypad ફોન હતા ફોન બધા mobile હતા nokia ની જગ્યા એ ગણી company હતી પણ લોકો વિશ્વાસ કરતા હતા nokia ઉપર અએ વખતે કેમ કે nokia નો best એ ફોન છે એ best રે છે બધા ના મન માં એ જ છાપ હતી Nokia અ જે nokia જે quality આપતું એ પણ best હતો nokia ની quality પણ જે આગળ જે growth હતો country એ પ્રમાણે nokia ને technology change કરવા ની હતી જરૂર પણ nokia એ technology change નાં કરી અને તે પોતાના keypad જે mobile હતા એ જ ચાલુ રાખ્યા એની જગ્યા એ અન્ય company આવી ગઈ samsung જેની સૌથી મોટી ટક્કર રે છે samsung Infinix motorola

તે stable રહી સાકી નહિ કેમ કે જે અર જેમ આગળ જવું પડે એમ technology કરવી પડે nokia એ technology change કરેલ નહિ એટલા માટે તે company અત્યારે સૌથી નીચે ચાલી રહી છે nokia એ હવે update કરી આપેલ છે પણ હેવે તે market માં એટલું નામ નથી કમાઈ રહી બીજી other company ઓ છે oppo vivo apple એ બધી company ઓએ અત્યારે પોતાનું સ્થાન મેળવી લીધું છે iphone કેમ કે બધા mobile માં અત્યારે best mobile service આપે છે એના નામ છે Nokia પણ આપી સકે અને આપે nokia આપે પણ છે પણ તેને જેમ સમય આગળ ચાલ્યો તેમ એને grow કરેલું નથી એટલા માટે હા જેમ કે મારી હવે જમવા ની best વસ્તુ કહીએ જમવા માં સૌથી વધુ મને ભાવે છે ભૂંગળા બટેકા જે મારી સૌથી best વસ્તુ છે ભૂંગળા બટેકા chips એ બધું best છે હાલ માં અત્યારે એ વસ્તુ પર ગણા business કરે છે business કરવા માટે પણ અત્યારે જેમ કે હાલ ખાણીપીણી ઉદ્યોગો પાણીપુરી વાળા લારીવાળા જેમ કે કે collagen sendwich છે કે બધા પણ છે કે પોતાનો grow કરી રહ્યા છે business જેમ કે અત્યારે હાલ માં બધા લોકો બારે જેમ કે રવીઈવાર આવતો હોય તો રવિવારે બધા બાર જમવા નો આગ્રહ રાખતા હોય છે એના લીધે ખાણીપીણી ઉદ્યોગ માં પણ grow થઇ રહ્યો છે એમાં પણ business થઇ સકે છે એ પણ business એક best ઉદાહરણ છે એમાં જય ભવાની વડાપાવ પૌઆ house ગજાનંદ પૌઆ house જે પોતાની અન્ય branch પણ ખોલી રહ્યો છે Business કરવા માટે એક સૌથી મોટો business man નો ઉદાહરણ છે business નો grow કરવા માટે

દ્રીઅંગી ના ઉભયજીવી અનુકૂલન આપણે એ બાબતને વિવિધ વિવિધ છીએ કે વનસ્પતિઓ સામાન્ય પાણીમાં કે જમીન પર વિકાસ પામતી હોય છે લીલ વર્ગની વનસ્પતિઓ મીઠા કે ખારા પાણીમાં ત્યારે દ્વિઅંગી ઓ વનસ્પતિઓ બીજધારી વનસ્પતિ જમીન પર વિકાસ પામે છે. આ બંનેની વચ્ચે એક એવો સંક્રાંત પ્રદેશો હોય છે કે અ જે વિકાસ પામે છે આ બંનેની વચ્ચે અ પાણી અને જમીન વચ્ચે બંનેનોસુમેડ થાય છે. આવા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ ઓ ને ઉભય જેવી વનસ્પતિઓ કહે છે. તરીકે ઓળખવામાં આવે છે આ વનસ્પતિ સમૂહમાં લીવર વત અને સેવાળ મોસ સમાવેશ થાય છે અનેતેઓને સામૂહિક રીતે દ્વિઅંગી વનસ્પતિઓ કહે છે દ્વિઅંગી વનસ્પતિનો દેહિપ્રકાંડ પ્રકાંડ એમ બે અંગોનો બનેલો હોવાથી જ તેઓ ને દ્વિઅંગી તરીકે ઓળખવામાં આવે છે દ્વિઅંગી વનસ્પતિઓ ને સૌથી સાદી અને સરળ ગુણ ધારી વનસ્પતિ રીતે ઓળખવામાં આવે છે આમાંથી મોટાભાગની વનસ્પતિઓ જમીન પર આવતી હોય છે તેમ છતાં તેઓ પાણીનું પ્રમાણ વધુ હોય છે તેવી ધીમી અને છાયા વાળી તેમજ ભેજવાળી જગ્યામાં વધુ વિકાસ પામતી હોય છે. આ ઉપરાંત તેની ઉપર કેટલુ ચોક્કસપણે કહી શકાય કે દ્વિઅંગી પ્રાથમિક દ્રશ્ય સંપૂર્ણ વનસ્પતિઓ તો નથીજ પરંતુ જલજ નિવાસ તેમનું દ્વિતીય ઉપાર્જિત લક્ષણો છે.

અને ભેજ મળવાથી ભણવાની સાથે જ પોતાનું પૂર્વજીવન ચાલુ રહી શકે છે દ્વિઅંગી વનસ્પતિઓનો અ અભ્યાસ કરતા જણાય છે કે તેઓ પોતાના લક્ષણોને

આ બાબતમાં વચ્ચે સ્થાન ધરાવે છે પ્રાપ્ત થયેલા પુરાવો ને આધારે એમ કહી શકાય કે કોઈ પૂર્વજો માથી પ્રાથમિક વનસ્પતિઓ ઉત્પન્ન થઈ હશે દ્વિઅંગી આર્શિકો અવાહક જેમાં ઉત્પત્તિ જેવા વિશિષ્ટ લક્ષણો ધરાવે છે

છે અને સ્થળ વનસ્પતિ તરીકે અનુકૂળ નો દર્શાવે છે વનસ્પતિ તરીકે ના અનુકૂળ ઓ

માફક શોષક અંગો તરીકે વર્તે છે તદ ઉપરાંત તેઓએ આધાર તદ હોવાથી મૂળની જેમ સ્થાપક નું કાર્ય પણ કરી શકે છે લીવર વત્ટ મૂલાંગો એકકોષી અને અસાકીદ બહુપોશિયા અને અસાકીદ હોય છે દ્વિઅંગીઓ ને મૂળ હોતા નથી મૂળ હોતો નથી તેથી આવા મૂલાંગો મૂળ માફક સોસાક અંગે તરીકેના કાર્ય સંસ્થાઓ વરબત બતાવે છે એટલું જોઈને તેઓ હોવાથી મૂળની જેમ સ્થાપન અને આધારને કાર્ય બધાવી શકે છે વનસ્પતિના પ્રાથમિક મૂલાંગો માત્ર અભી ના આધાર તળમાં સપાટીએ ખોપેયલા રહે છે તેથી દ્વિઅંગી આધાર ભીના હોય ત્યાં સુધી જીવન ટકાવી શકે છે અને ભેજ વાડી તથા છાયા વાળી જગ્યા સમુદ્ર રહે છે બીજો જોયો તો આપણે વહન અને આધાર આ દ્વિઅંગી વનસ્પતિઓ શોષણ નું કાર્ય કરવા માટે મૂલાંગો હોય છે પરંતુ મૂલાંગો મર્યાદિત પથરાયેલી હોય છે તેથી બધા ભાગોને આપવા પાણીનો મળી શકે તે માટે દ્વિઅંગીયો માં કોઈ કોઈ પ્રકારનું વાહક તંત્ર જરૂરી છે ઉચ્ચ કક્ષાનો વનસ્પતિમાં વાહક વિશે તંત્ર vascular bundle આવેલું હોય છે પરંતુ દ્વિઅંગી વનસ્પતિઓ પ્રાથમિક વાહક આવેલું હોય છે કે જેમાં અંગ

અને કેન્દ્રીય પટ્ટી કહેવામાં આવે છે આમા કેન્દ્રીય પટ્ટીની હાજરીને કારણે ગુણકારી તેમજ અપુષ્પ વનસ્પતિઓ મૂકવામાં આવે છે વાહક તંત્રના પોષણ મજબૂતાઇના કારણે તેના અંગોને તાંત્રિક મજબૂતાઈ મળે છે તેથી કેટલીક વનસ્પતિઓ ટટ્ટાર ઊભી રહે છે તેઓ દાખલા તરીકે વગેરે liver વર્ષ જેવી વનસ્પતિઓમાં વાહક તંત્રના કૌશલ્ય વિકાસ થવાના કારણે આ વર્ગની વનસ્પતિના દે પુસ્થ તમ રચના વાળા હોય છે તેમાં જોઈએ તો રક્ષણ રક્ષણમાં પણ સુકાતા વાતાવરણ તેથી પ્રતિ ગુણ પરિબળોનો સામનો કરી દ્વિઅંગી વનસ્પતિઓ ઘણી અનુકુળતા જોવા મળે છે જેમકે તેઓનું શરીર અતિશય વિકાસ વિપુલ સંખ્યામાં થાય છે સંગઠિત સુસ્ત મને ગરમ રક્ષણ મેળવવા માટે તેઓ રક્ષણાત્મક સુકાકાઈ રચના છે સુકાઈ ને ફક્ત નામના પદાર્થનું અ પરિ પર સુધી બસકો સરજાણ ના ઘટાડે છે વિનિમય તંત્ર ફાડ અવળું હોય છે તેવી વાત વિનિમય સમસ્યા ઉતપાવે છે અને તે થી દ્વિઅંગી વનસ્પતિઓ અને એક વીસીસ્સ્થ પ્રકાર નું વાત વિનિમય તંત્ર અસ્તિત્વ માં અવળું હોય છે આ તંત્ર માં હવા સુદ્રા અને તેથી તેની સાથે સંકળાયેલા રાજકોટવાસીઓ અંતરકોશિયા અવકાશનક પરિણામે ક્રિયા સહેલાઈથી તેવી ક્રિયાઓ સહેલાઇથી થઇ શકે છે

આ આવરણ સિસ્ટ વાતાવરણની અરસાથી જેન્યુ અને ખાત રક્ષણ આપે છે આવરણને હાજરી પૂરવાર કરે છે જે વનસ્પતિ સ્થળ ફલંગની ક્રિયાને આપણે પરિણામે ઉત્પન્ન થયેલા પરિણામે છે દ્રોણના વિકાસ દરમિયાન વિવિધ પ્રકારના આવરણો તેનું રક્ષણ કરે છે જણા જનક માંથી ઉત્પન્ન થયેલી સુસ્ત વાતાવરણમાં બીજાનું માટે વિવિધ રીતે થાય છે અને પ્રતિ કુંજ પરિસ્થિતિનો સામનો કરી શકે છે આમ કેટલાક સ્થળ અનુકરો ને કારણે જેવા ચુસ્ત વાતાવરણમાં જીવનટકાવી રાખવા માટે સમક્ષ હોય છે આપણે જોઈ દ્વિઅંગી અને સત્ય ગુણ ગેરહાજરીમાં પણ ક્રિયા સરળતાથી પાર પાડવા પાડતી નથી પાણીની તણી તંગી માહી લિંગી અંગો પૂર્ણ એ પહોંચી શકતા નથી તેમજ પોતાનો પણ કહી શકતો નથી તરફ જવા માટે પાણીની આવશ્યકતા રહે છે આ લક્ષણ એ વિશિષ્ટ લક્ષણ છે આ ઉપરથી કહી શકાય છે ક્રિયા માટે પાણીની આવશ્યકતા રહે છે આ ઉપરાંત દ્વિઅંગી શોષણ માં મૂલાંગો જેવા કોમળ અને બિન કાર્યો અંગો હોવાના લીધે તેઓ સૂચકો

સંતૃપ્ત આધાર પર વિકાસ પામે છે આમ તેઓ સામાન્ય ઉભય જેવી ગણાય છે અને અમુક ઋતુઓમાં જ્યાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય ત્યાં ઉગે છે અને પોતાનું જીવન ચક્ર પૂરું કરે છે જોકે કેટલાક સુસ્થ વાતાવરણમાં ઘણો સમય જીવન ટકાવી રાખે કી હોય છે તેથી તે યોગ્ય રીતે વનસ સુષ્ટ્રી ઉભય તરીકે ઓળખાય છે હવે જોઈશુ આપણે દ્વિઅંગી વનસ્પતિ ની પરિસ્થિતિ દ્રષ્ટિએ પરંતુ વિધાનુ દ્રષ્ટિએ દ્વિઅંગી વનસ્પતિઓ અનુકરણ કરાવે છે લીવર અને ક્લાઇમેક્સ એ અવલોકન કર્યું કે મોસ box accesation બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. box accesation એટલે વનસ્પતિઓ સુધી અનુકરણ કરી અંતે ચો ચશ્મા વિકાસ પામે છે સેગમન તળાવ થતા ખાબોચીયા ના કિનારે કરી ધીમે ધીમે તળાવો અથવા ખાબોચિયામાં કેમેરો તરફ આગળ વધે છે અને અંતે તળાવ અથવા ખાબોચિયા ખવાઈ જાય છે. જે આનુપૂરા આનુપૂરે આધાર થડ માં ફેરવાય છે જ્યાં કરમાટર root hydrophyte herbs shrub અને અંતે કરમાતા વૃક્ષો અને જંગલના વિકાસ આમ થી આમ વનસ્પતિઓ ઉગી શકે છે

આ પ્રક્રિયા સતત થતા પાણી ની ઊંડાઈ ને ઘટાડે છે અને અંતે તળાવ અથવા ખાબોચિયા જમીનમાં રૂપાંતર પામે છે તે માટી વાહી વનસ્પતિઓ માટે અનુકૂળ પૂરું પાડે છે ભૂમિ વિકાસ અને ભૂમિ

વર્તમાન માં થતુ પરિવર્તન કોઈપણ બાબત નું શિક્ષણ ત્યાં ત્યારેજ કહેવાય છે જયારે પહેલા તે વર્તમાન પ તે વર્તન